તો તે માણસ ના સારા માટે ઉપયોગ માં લેવાય તો સારું પણ એ જ artificial intelligence ના સાથે કોઈ coding માં problem થાય, કોઈ એમના system માં problem થાય તો તે મનુષ્ય માટે અ હાનીકારક અને જાન લેવા પણ હોઈ શકે છે. તારું શું કેવું છે? હા ભાઈ તારી વાત થી હું સહેમત જ છુ પણ મને એવું લાગે છે કે આપણે આના માટે લોકો ના અંદર જાગૃતિ દાખવવી જોઈએ કારણકે આપણે ખબર છે કે આ આપણા માટે હાનીકારક છે પણ જે લોકો અભણ છે, ધારો કે જે ગામડા ના લોકો છે એ લોકો મતલબ technology વિષે કશું ખ્યાલ જ નથી હવે ધારો કે તે વાત કરી agriculture ની બરાબર તો એની અંદર મતલબ કે લોકો ને અમુક scheme ની ખબર જ નથી કે કઈ રીતે એને use કરવો, તો આપણું એ ભૂલ છે કે આપણે ત્યાં જઈએ, ત્યાં લોકો ને સમજાવીએ કે આ રીતે તમે આનો use કરો. હા ભાઈ એ તો તારી વાત બિલકુલ સાચી છે, તો ચાલ આપણે આના પર કામ કરવાનું શરુ કરીએ અને details લઈએ જેમ કે મેં કહ્યું હતું મારે project છે તો તું પણ મને help કર જે થોડી જેના કારણે હું મારા project માં સારું કામ કરી સકું અને લોકો ને સુધી પહોચાડી શકું. તો ચાલ હવે next time મળીયે એટલે આના પર વધારે વાત કરીશું. ચોક્કસ ભાઈ.

અત્યારે આપણે વાત કરીએ કે ખેતીવાડી અત્યારે એવી હાલત થઈ ગઈ કે ખેતીવાડીમાં જોવામાં રાજસ્થાન સરકારે પણ ઘણી બધી સહાયો આપી છે મુદ્દા પર પણ જોઈએ એવી સહાયો ગુજરાતમાં મળતી નથી જ્યારે અલગ અલગ જિલ્લાઓમાંથી લઈને અત્યારે સારી એવી અનુકૂળતા પ્રમાણે જાહેરાતો થઈ ગઈ છે કે agriculture માં જીવામૃત પદ્ધતિ છે ને બધી અલગ અલગ organic ની પદ્ધતિઓ આપી પણ સહાય support કોઈ મળતો નથી તો ખેતીવાડી ને લગતા પ્રશ્નોમાં જોઈએ તો સીંગતેલ પણ છે ને અને આયાથી તેરો પણ વધવા માંડ્યા છે. Krud ઉછળતા market માં તેજી પણ આવી ગઈ છે.

મે મા SPA નો એવો વરસાદ થયો કે ચાર સત્રમાં દસ હજાર કરોડ ઠાલવ્યા દસ હજાર ઠાલવીયા ઇતિહાસ પ્રમાણે જોવો ને તો silverECS પ્રમાણે આકર્ષણ પણ થયું છે જેથી કરીને હજાર હજાર કરોડ રૂપિયા ઉપર તો થઈ ગયું. આમ તો વાતો આપણે કરીએ જ છીએ જ્યારે હાલમાં આપણે મુદ્દા ઉપર વાત કરીએ તો US માં નાણામંત્રીએ ચેતવણી એવી આપી કે ગંભી આર્થિક ઊંડી ના હારે આવી ગયું બધું સતત ઊંચા ના વ્યાજ ખર્ચે પ્રમાણ પણ company ના નફો સિદ્ધિ break લાગી ગઈ કેમ કારણકે સ્વાભાવિક છે આજે જેટલું વધશે એટલું પાછું ઘટવાનું એ પ્રશ્ન આવીને ઊભો રહ્યો.

તો વર્ષના નાણા વર્ષમાં જોઈએ તો reserve bank પાસેથી કેન્દ્રને એવું ઊંચું division મળ્યું કે અપેક્ષા કરતાં પણ ઘણું વધી ગયો અપેક્ષાથી

નાણાકીય વસ્તુમાં તમે જોવા જાવ ને તો અત્યારે હાલમાં સૌ મુદ્દાની વાત કરી બે હજાર તેવિસ માં કૃષિ નીકળશે સાડા આઠ ટકાનો ઉપયોગ કર્યો હતો સાડા આઠ ટકા હો હા સાડા આઠ ટકાનો ઉપયોગ એ કરી લીધો એટલે છવ્વીસ point ત્રણ અબજ dollar જેટલી થઈ ગઈ હશે Pocket માંથી અત્યારે ભારતની crud oil ઘટીને લગભગ ચાર ટકા જેવી તો થઈ ગઈ હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ અત્યારે પેલો ક્રિકેટ ને બધા રમે છે તો location asia company ઓ શ્રીલંકા બાંગ્લાદેશ મુંબઇ indians બેંગલોર અલગ અલગ team નો મુકાબલો પણ થઈ ગયો છે. Number point table પર આઠમાં અને બેંગ્લોર વચ્ચે છઠ્ઠા ક્રમ ઉપર ચાલી રહી છે. રોહિત શર્મા ની batting પણ જોરદાર છે એ રમે તો છે કોહલી પણ રમે છે મજા આવે જોવાનું

હવે નવું પ્રમાણે જોઈએ તો electric માં અત્યારે Vehicle ઓલા two wheeler બહુ આવી ગયા Two wheeler આવી ગયા એની જોડે જોડે અત્યારે પેલી car પણ આવી ગઈ છે એટલે બે હજાર સત્યાવીસ થી તો લગભગ ડીઝલ car ઉપર પ્રતિબંધ જ આવશે તો ચાલશે જ નહીં એટલે એક કહેવાનો મતલબ કે electric ને પ્રોત્સમ આપે ને એવું સારામાં સારું કામ બે હાજર સત્યાવીસ સુધીમાં દેખાશે બે હજાર તેવીસ માં બધી ડીઝલ થી ચાલતી હોય ને બધી બંધ જ કરી દેવી જોઈએ બસો બધું બંધ કરી દેવું જેથી કરીને શું થાય કે ભાઈ બધું ચાલતું હોય ને ડીઝલ થી જેથી કરીને શું છે પોલીસને વધી જાય pollution ના કારણે આબોહવા બગડે આખો વેધર એ બગડી જાય આ બધું બહુ નુકસાન થાય બેટર છે કે ભાઈ ધરે એટલું સારું બે હજાર તેવિસ સુધીમાં તો બધું સુધરી જાય એટલે ફાયદો થાય રહી વાત કે અત્યારે એક તો અમેરિકા અને ચાઇના અને લાગતું હોય ને ત્યારે બહુ લાગે છે બધી આ બધા cases પણ વધ્યા ખબર નથી પડતી કે આ બધા cases વધે છે નુકસાન થાય છે અને દુનિયાની શું દશા adject ખ્યાલ નથી આવતો સમાચાર પ્રમાણે તો કામ હતું જુઓ ને તો

અમૃતસરમાં તો golden temple નજીક બે જ દિવસમાં bomb visfot થઈ ગયો તો વિચારવા જેવી વાત છે. Golden temple જે વિશ્વનું સારામાં સારું ને પ્રખ્યાત મોટું કહેવાતું હતું તો ત્યાં જો આવું બધું થાય છે તો તો પછી ખબર નહિ આપણે અહીંયા શું થશે

એટલે safe તો રહી શકીએ ગમે ત્યારે આવી જઈ શકીએ રાત્રે પણ જઈ શકાય આવી શકાય તો કહેવાય શું કહેશે safety માટે ગુજરાતનો સારો એવો number આવે ત્યારે રાજસ્થાન જાવ UP જાવ બિહાર જાઓ આજ બધી જગ્યાએ safety માટે સારામાં સારું ના કહેવાય કારણ કે આ બધા ચોરી Chain ખેંચી લે મારી જાન અહીંયા એ થાય છે પણ અહીંયા એટલા બધા નથી અહીંયા એટલા બધા નથી અહીંયા થાય છે limit માં થાય છે હા થાય તો ખરા જ એવું નથી કે નથી થવાના પણ જેથી કરીને problem પણ ઊભા થાય તો કહેવાય કે પેરોમાં જ્યારે સોનાની ખાણ બને ને ત્યારે સત્યાવીસ હજાર મજૂરોના મોત થયા તા. એવું પરિવાર ચાલુ થશે અને નોકરીઓમાં પણ અત્યારે નુકસાન છે કે નોકરીઓ બધી લઈ પણ લે છે એટલે પાછી ખેંચે છે હમ તો

ખબર નથી કે આ બધાનું શું થશે તમને ખ્યાલ છે સૌથી પ્રાચીન છે હવે ઉર્જા વાન બનશે સાંચી સાંચી એટલે કે દેશ નું પ્રથમ solar city બનશે ભોપાલ ની પચાસ કિલો મીટર દુર world heritage

વધુ નૈસર્ગિક બનશે શહેર ની વચ્ચો વચ કાચ ની panel ઓ જોવા મળશે આપડે જોઈ શકીએ છીએ સાંચી માં ખુબજ solar panel ઓ બનાવી અને તેની solar ઉર્જા ને operate અ ઉત્પાદન કરવા માં આવે છે corporate social CRR દ્વારા કોઈ શહેર solar city બનશે એવું પહેલી વાર થશે એટલે કે આ project એક પણ સરકારી રૂપિયો ખર્ચાયો નથી fund આપનાર તમામ company ઓ energy sector સાથે સંકળાયેલી જાહેર sels men company ઓ ને company ઓ ની હાલ દર વર્ષે ત્રીસ લાખ unit ની જરૂરિયાત વધારતા સાંચી માં છપ્પન લાખ unit વીજળી પેદા કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દરેક ઘર માં AC મુકાઇ શકાય આટલું જ નહિ વધુ ઘર ને અને hospital ઓ થી લઈને રસ્તાઓ ને અ light light અને રેલ્વે સ્ટેશન સહીત ત્રણ સરકાર સ્કૂલ solar panel ની સજ થઇ છે એકવીશ સરકારી office માં છત પર Solar grade લગાડવવા માં આવ્યું છે તમને શું લાગે છે આ solar panel થી લોકો ને ખુબ જ ઉપયોગ નીવડી શકે છે તમને ખબર આ ઉપરાંત પાંત્રીશ પરિવારોએ દોડ થી બે લાખ સુધી નો ખર્ચ કરીને solar panel નોધણી કરાવી છે અને જેથી કરીને છ પરિવાર માં grade માંથી વીજળી લઇ રહ્યા અરે વાહ જોકે તેમને

અરે વાહ જોકે તેમને ચુમાંલીશ હજાર ની subsidy પણ anchorite કરી છે હો તેમાં સામેલ ધર્મેશ કહે છે કે પહેલા મહીને ત્રણ હજાર રુપિયા બીલ આવ્યું હતું જે ઘટીને હવે ત્રણસો થી ચારસો રૂપિયા થઇ ગયું છે તે આજ આજુકતું જોવા મળે છે નવી હોટલો ખુલશે તો પણ solar green જરૂરિયાત મુજબ વીજ ને વીજળી આપી શકશે આ તૈયારી ગ્રામીણ પાંચ વર્ષ માટે નહિ અહીતો આ સ્થિતિ મધ્યપ્રદેશ tourism ની હોટલો પર શેહરો ની સૌથી મોટી પેનલ એટલે કે સો કિલો વોટ ક્ષમતા છે સ્ટેશન પર પચાસ કેવી કિલો વોટ અને ઘર ઓફિસમાં મળીને બસોને પચાસ નો કેવી વોટ નો પેનલદો મુકાશે જમ્મુકશ્મીર હવે જોઈએ કે જમ્મુકશ્મીર માં પાંચ હજાર કરોડ ના અઢાર રોપવે બનશે અમરનાથ નું અંતર દસ કલાક થી ધટીને ચાલીશ મિનીટનું થઇ જશે આ એક નવી

અમ highway logistic manger લિખિત સાથે સરકારે MOU કર્યા છે સૌથી મહત્વ નું ropeway બધ સૌથી મહત્વ નું ropway બાલતાલ થી મ અમરનાથ બુફા સુધી થવા માં આવ્યું છે તે નવ કિલો મીટર નું બનશે તેથી ચૌદ કિલોમીટર પગપાળા અંતર કપ કાપી અને સમય દસ કલાક થી ઘટી ચાલીસ મિનીટ નો થઇ જશે તમને શું લાગે છે આ વસ્તુ જરૂરી છે આ વસ્તુ શું લોકો ને ખુબજ ઉપયોગી નીવડશે તેવું લાગી રહ્યું છે અને તમને ખબર છે સરકાર નો એક અહેવાલ મુજબ ત્રણ રૂપી ની કામગીરી તો આમ આવતા એક વર્ષ માં પૂર્ણ થવાની શક્યતા પણ છે અચ્છા શ્રીનગર માં સર સરકારે સંચય પહાડી એનું સમાર પણ થાય છે વૈષ્ણોદેવી માટે તારા તરખોટ થી સન સંજરી સંધી છત ropeway બસો પચાસ કરોડ માં બનશે હાલ જમ્મુ કાશ્મીર શ્રીનગર માં પાંચ ropeway ચાલે છે પહાડી રાજ્યો માં ropeway પર્યાવરણ માટે અનુકુળ માધ્યમ અ માધ્યમ છર તેનાંથી વૃક્ષો ઓછા કપાય છે માર્ગ બનાવાથી જમીન સપદાય કરવું પડતું નથી બાંધકામ અને maintenance ખર્ચ પણ ઓછો આવે છે હાલ પાંચ ropeway ચાલે છે તેમાં વૈષ્ણોદેવી જમ્મુ શહેર પટની અ પટની તો ગુલમર્ગ શ્રીનગર સામેલ છે વૈષ્ણોદેવી ગુલમર્ગ માં સો કરોડ થી વિક્રમી આવક છે સો કરોડ ની વિક્રમી આવક છે જમ્મુ કાશ્મીર માં ચાલતા તમામ project નફામાં ચાલે છે ગુલમર્ગ શહેર ના વિખ્યાત ગંડોલા ropway નાગત સો કરોડ ની રૂપિયા ની આવક કરી હતી આશરે આઠ લાખ શહેરની ઓ ropeway માં સફર કર્યું હતું હાલ

બરાબર છે હવે જોઈએ કે કરોડા ના ખર્ચે આ કરોડો રૂપિયા ના ખર્ચે સ્કૂલ બનાવી સરકાર ને સોપઈ છે આજે નિર્માણ ના ગુણવતાઓ ના હેતુ પ્રમાણે સામાન્ય પણ સરકાર સ્કૂલ માં ઓરડાની ઘટ અને એક બે એક બે ઓરડા થી શાળા ચાલતી હોય તેવી તસ્વીરો સામે આવે છે પણ રાજ્ય ના રાજ્યમાં અ જોલાર સ્તિતિ આ વિસ્તાર માં સ્તિતિ તદન અલગ છે અહી ના ગામો ની શ્રેષ્ઠ સ્કૂલ બનાવાનીરીત રીતસર ની સ્પર્ધા ચાલે છે બે થી લઈને ચાર પાંચ કરોડ ના ખર્ચે સ્કૂલ બનાવીને ગામ ના લોકો સરકાર ને ભેટ આપી રહ્યા છે જાલોર માં જાલોર ના ગામો ના મત મોટી સંખ્યા બહાર ના લોકો છે તેઓ સૌથી વધુ સ્કૂલ બનાવી આપે છે જો કોઈ ગામ ના મોટા શેઠ ન હોય તો ગણા લોકો ભેગા થઈને નવી સ્કૂલ બનાવી આપે છે આ અનોખી સ્પર્ધા ગામ ના વિદ્યાર્થી અને શિક્ષકો આધુનિક સુવિધા ઓ મળી રહે છે તમને શું લાગે છે આ સુ સુવિધા શ્રેષ્ઠ સુવિધા ગણશે આ સુવિધા એક લોકો ને ખુબજ ઉપયોગી નીવડે નીવડી શકશે તેવી શક્યતા છે અને સરકાર જે આ કરી રહી છે તે એક ખુબજ પ્રશંસનીય કાર્ય છે પોતાના ગામ પ્રત્યે લાગણી એવી કે જે લોકો પોતાના ખર્ચે સ્કૂલ building બનાવીને સરકાર ને ભેટ આપે છે સાથે જ પોતાનું ગર બનાવા માટે કાળજી લેવા માં આવી એવીજ રીતે કાળજી લે સ્કૂલ બનાવાના નિર્માણ કરવામાં જાલોર ના ભીમ ભીંત ભીન્મા માં જૂની સ્કૂલ માં પ્રનાક માંગુલાબી પથ્થરો માંથી એક નવી ઈમારત બની રહી છે જીતેન્દ્ર ખીશ્રે અહી બે point અમ વીસ કરોડ ના ખર્ચે પોતાના માતા પિતા ના નામે સ્કૂલ બનાવી રહ્યા છે તમને શું લાગે છે આ સ્કૂલ શહેર માટે સારી કહેવાશે આ સ્કૂલ લોકો ને ખુબજ અ અમ અભ્યાસ પ્રાપ્ત કરે અને ઉપયોગી નીવડશે તેવું લાગી રહ્યું છે હા આ સ્કૂલમાં ચાર point સોળ કરોડ રૂપિયા ના ખર્ચ ગુદા ગુંડા બલ્તોલ ના ગુદા બાળ તોલ ના કાંતિભાઈ રમાણીએ દસ્ત બે point પંચ્ચીસ કરોડ ના ખર્ચે અને બીજા જૈન સિતંબર પેઢીઓ ત્રણ point ત્રીસ કરોડ ના ખર્ચે તો દાદર ના છત્ર સાથે terrible દર્શય બે point એકાવન કરોડ ના ખર્ચે સ્કૂલ બનાવી રહ્યા છે શું આટલી બધી સ્કૂલ આ ગામ ને અનુકુલ રહેશે સ્કૂલો અને વિદ્યાર્થીઓ અને શાળાઓ માં અહહ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સ્કૂલ આટલી બધી બનાવી તે સારી છે કરોડો ના ખર્ચે થયેલી આહ આ સ્કૂલ લોકો તેનો સદઉપયોગ કરે તેવી આશા રાખી શકીએ છીએ આપડે હમ બરાબર છે હવે જોઈએ કે ધ્રુજ ભૂષણ ની વીસમી સુધી ધરપકડ કરવા પહેલા નો ultimate ભારતીય પૃસ્તી સંગના પ્રમુખ ભ્રુજ ભૂષણ શ શ્હે શણ સિહ ને ધરપકડ માં માંગ લીધે ચાલી રહેલા ધરડા માં પંદર માં દિવસે મોટી જાહેર અહ જાહેરાત કરવામ આવી છે રવિવારે જન જંતરમંતર અહહ જંતરમંતર દેશ પર ખાપ ની મહા પંચાયત યોજાઈ છે સાડા ચાર સાડા ચાર કલાક સુધી ચાલેલી આ મહા પંચાયત માં બ્રુ બૃજ ભૂષણ ની ધરપકડ કરવા સરકાર એ વીસમી મેં સુધી નો alert આપ્યું છે બીજી તરફ રવિવારે સાંજે માર્ચ કઢાઈ હતી જેમાં મોટી સંખ્યા માં લોકો એ ભાગ પણ લીધો હતો નાના પહેલવાનો ને ધમકીઓ મળેલી છે પહેલવાનોને શંકા વ્યક્ત કરાઈ છે કે પોસ પો ફરજીયાત નોધવા પહેલામાં ધમકી મળેલી હતી કે પીડીડતો આહ પીડિતોના પીડીતની અને એક બહેન વય વય વયપ્રમાણ પત્ર દ્વારા તેની ઉંમર ખોટી સાબિત કરવામાં પ્રયાસ થઇ રહ્યા છે તેની પીડીળતા નું નિવેદન શક્ય તેટલી વહેલી તકે

તેમાં આપડે ફરિયાદ કરી શકીએ તેમ નથી નમ હલો હું ક્રિશ્ના

અને હું એમ કઉ છે કે આપડે શોપ્પીંગ કરવા જશું ને કોલેજ માટે કપડા છે ને હમ કોલેજ જાય છે તો શોપ્પીંગ કરવા જશું શોપ્પીંગ કરવા હા કોલેજ કપડા ની લેવાના હમ એક બે જોડી તો લેવાના કે ની લેવાના નવા હમ હમ કોલેજ માં આયવા છે ફસ્ટ ડે છે હમ પણ અત્યારે તો કેમ હા હમ

હા ગરમીમાં સુરત આપદને ફાવે ની કુર્તી માં તો આપળને ઓવું લાગે પણ કુર્તી જ પેરવી પડે મારે આજે

આપડે સારુ ત્યાં શોર્ટ્સ તો પેરવા દે છે જે પેરવું એ પેરવા ડે છે હા આ દેવરાજનગર માં તો શોર્ટ્સ રોજ પેરી ને જાઓ ને વન પીસ તો એ તે કઈ નો કે પણ આપડે આ ઘરે થી કોણ અહિયાં હમ દેવરાજનગર નયા ફંક્સન હતું ને તો અમે આવ્યા હત રંગોળી માં ત્યારે પેર્યું હતું રંગોળી માં અમેય ગયાતા રંગોળી માં કેવાય ની હમ મારી બેન છે ને એની સાથે ગયા હું ને મારી બાપુ ની છોકરી છે ઈ પછી ઓલી દીશું કઠે નાના જ હતા ઈ પછી મારા મામા ની છોકરી આઈ હતી ભાવિકા ઈ હંમે બધ્ધા હતા અમે લોકો ગ્યાતા ફ્રેન્ડ અમે બદ્ધાગયાતા ન્યાજ છે હા તો અને પાસ આપ્યા હતા ને તો એ કે ટુ આવજે એમ તો મે કીધુ હા તો અમે ગયાતા

એ બેગએય લેવાનું છે મારે તો બેગેય નથી મારેય નથી હમ હમ માંરે છે ને મે કીધું બારમું પૂરું થાય પછી જ લઈશું હમ નૂઉ લાઈફ સ્ટાર્ટ થશે જે બધા નૂઉ લેવાનું લૂક્જ નૂઉ કર નાખવાનું છે હા મારે તો હેર કટ કરાવવો છે પણ હવે જોઈએ નાં ટુ ન કરાવતી હેર કટ જોઈએ હવે મને એ તો ના જ પડે છે એમ તો હું કઉ છુ લે સાવ નાના નાના કરાઈ નાખું એમ મમ્મી ના પડે છે તો તારા વાળ તો હારા છે મારા તો સાવ ખરાબ થઇ ગયા છે એટલે મે નાત કરાયા કેમ કે મારો જીવ નાતો હાલતો હા ટુ તો અહીંયા આવી ટી ત્યારે એટલાજ હતા ના ના

હાવ શોર્ટ થઇ ગયા છે ફોટો મોકલીશ

લેલ અને સ્ટેપ બેઈ હમ મારે તો કરાવવું ને તો કરાવવા છે હમ હાવ શોર્ટ થઇ ગયા છે મારા મને જ ની ગમતા મારા વાળ વધાર્યા હા તો પછી મારા વાળ આં થી મોટા હતો ને તો મારો બર્થડે ગયો હતો ને મારો બર્થડે આવ્યો ને તો હું કું કે કટ કરાઈ દુ મારી એક ફ્રેન્ડ પાસે ગઈ તી તો એને તો આખા કટ કયા છે મે જયારે એટલી બધી કાતર માર દીધી

સવારે મને અજ કે છે કે વધી જાય અમારી જોડે ના વય્ધુ ને તો તો છે ને હું વિક લાગી દઈશ બાકી મને તને ખબર ને હમ નજર લાગી ગઈ અરે મારા વાળ અય પાટલા થઇ ગયા છે નકાર મારા વાળ કેટલા જાડા હતા હું બે ચોટલા ઓદું ને તો બધા ને એક ચોટલો આવે એટલે મારે બે ચોટલા આવે કેટલા જાડા હતા મારા વાળ પણ છે નેએક્સપાયરી ડેટ વાળું તેલ નાખી ગયું હતું ને એક વાર

સંસીલ્ક માં આવે છે એ વાપરું ચુ હમ હા હું તો ડવ કન્ડીસ્નાર વચ્ચે વાપરતી હતીતો મારા વાળ એટલા યાર ખરાબ થઇ ગયા ને કે વાત ન પૂછ સાવ પાતળાં ડવ તો ખોટું છે અલા કઈ નથી એમાં હા મે બે વરસ દવા વાપરી હશે કદાચ તે હાવ વાળ બગડી ગયા મારા સુ માથા વાળું હમ એ નાખવાનું હું તો ચીઝ વાપરું છુ નાં સંસીલ્ક થી તો મારા વાળ બૌ ઓલા થઇ જાય છે એટલે હું ચીક જ વાપરું છું

હવે એમાં ઈંદુ આવતું હોય કે ન આવતું હોય ખબર ની પણ હવે હા તેલ તો ઓલું નાખું ચુ ઇન્દુલેખા નુ આવે ને હું તો આમળા નાખું છું ડાબર આમળા આવે એ નાખું છું બધ્ધા ઇમ કે કે એના થી વાળ ખરતા બંધ થઇ જાય ને પન એનાથી કઈ નાત થાતું હમ સાચ્ચી વાત છે કઈ નાત થતું એક એક જન માં કઈ નાત થતું એની કરતા પછી ભપકા વાળું કાચું તેલ આવે એ લગાડો એન થી કાક થતું હશે હમ એલોવેરા કઈ વ્હાઈટ વાળ હતા ને તો એનેય એલોવેરા લાગવીનેજ મટાડયા છે એલોવેરા સારુ અમારે તો આલું ઉગે ને એજ તો એની જેલ કાઢીને પછી લગાવી નાખવાનું માથામાં ન અમારે તો અહ્યા બધે છે તો અમારે કાકા ના ઘરે છે ને તો ક્યારેક હોય ને તો હું લઇ આવું

એલોવેરા નુ સાક ઓલું કૈક ઓલી સીરીયલ આવે છે ને જિયલ એમાં બનાયું છે ઓલા સુરજ એ સુ એલોવેરા નુ સાક પણ બને હા મે જોયું ટુ એક વાર હમ જીજુ નો લોઈ પીવાનો

હજી હમણાં જ કૈક આઈ ટી રીલ્સ મેપ માં આવ કે દુન્ગદીયાવ ઈ પાચ એલોવેરા આવે ઈ અને બીજું ઓઈલ આવે ને ઈ ત્રણેય નાખીએ ને અને એ પછી વાળ માં લગાવવાવનો વાળ ખરેલા હોય ને એ બધા પાછા આઈ જાયતો મે કર્યું અને પિસ્તાલીસ મિનીટ રાખવાનું હતું પિસ્તાલીસ મિનીટ રાખવાનું તો મે ઈ લગાયું કર્યું અને લગાવી પછી પિસ્તાલીસ પછી વા પિસ્તાલીસ મિનીટ પછી વાળ ધોઈ નાખ્યા કાઈ ના થયું મારા વાળ માં બાકી આ હેર ઉપર હે ને મમ્મી કે કે થઇ જાય એક બે દિવસ કરીએ પછી થાય વાળ જલ્દી વાર ઉગી જાય

તે ઓલા ફોટા નાતા જોયા તે સ્ટેટસ માં મુય્કા તાતા મને ઇન્સ્તામાં હતું ત્યારે સુ એ રંડોળ કરાઈ હશે ત્યારે ફોટા મૂકા તા અમે હા હા હા ત્યારે કટ કરાયેલા હતા હા તો અમદાવાદ થી જ હતું ઇમ

અ ટુ એવું કાંઇક બોલી

તો નેટવર્ક ની આવતું હોય હમ

અને તુલીપ પછી પાંચમો સૌથી વધુ વપરાતું કટફ્લાવર છે જરબેરાની લાલ પીલો નારંગી સફેદ ગુલાબી જેવા વિવિધ એકલરંગી જાતો તથા દ્વિરંગી જાતો પણ જોવા મળે છે જે મુજબ જે તે આકર્ષિત હોય છે. જરબેરા નો ઉપયોગ સામાન્ય રીતે ગુલદસ્તા ફૂલ શણગાર કટ ફ્લાવર લગ્ન પ્રસંગમાં મંડપ તથા ગાડીના શણગાર માં થાય છે છોડ થડ રહિતના ફૂલો પાન વગરના લાલ લાંબી દાંડીવાળા હોય છે. ફૂલ કાપી નાખ્યા પછી લાંબા સમય સુધી રહેતાં હોય છે ગ્રીન હાઉસમાં ઉગાડવામાં આવતી વિવિધ જાતો. મુખ્યત્વે પાંંખડિયો એકલરંગી તથા દ્વિરંગી સંયોજન ધરાવવાની સાથે ફૂલોના મધ્ય ભાગમાં રંગવિહીન અથવા કાળા રંગની આંંખ ધરાવે છે

ડાલ્પા, જાંબુલી જાંબલી, બ્લ્યુ અ અ અ અ બોય ગુલાબી રોજાલીન જમીનનું બંધારણ સફળ ખેતી માટે જમીનની તૈયારી માટેના મુખ્ય ત્રણ પરિબળો નીચે મુજબ છે જમીનની વિ અઅઅ વિદ્યુત વાહકતા એક થી કરતાં વધારે ના હોવી જોઇએ મૂળનો વિકાસ સારી રીતે થઇ શકે તેવી જમીન હોવી જોવે મૂળ પચાસ થી સિત્તેર સેન્ટીમીટર સુધી જઇ શકે તેવી રીતે જમીન તૈયાર કરવી જમીનમાં પૂરતાંં પોષકતત્વો તથા પૂરતી માત્રામાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા સારી નિંદણ શક્તિ તથા યોગ્ય હવાની અવર જવર વાળી હોવી જોવે. મીડીયા તૈયાર કરતી વખતે રાખવામાં આવતી સાવચેતીઓ મીડીયા માટે લાલ માટી છાણિયું ખાતર ડાંગરની ભૂકી ના મિશ્ર મિશ્ર કરવી શ્રેષ્ઠ પરિણામો માટે મીડીયા સારી રીતે મિશ્ર કરવું જોઇએ. મીડીયા ને આપવામાં આવતી માવજત જરબેરાના છોડને વાવતાં પહેલાં મીડીયાને જીવતાં મુકત ઘાસમુક્ત તથા ક્રુષિમુક્ત કરવી જોઇએ જેમ તેમ જ જમીન ખાદ કરીને ફ્યુરેઝિયમ પિથીયમ તથા ફૂગથી મુક્ત હોવી જોઇએ

આઠ સપ્તાહ સુધી રાખવું જેથી કરીને સૂર્યના કિરણોથી ગરમીથી જમીનમાં રહેલી ફૂગ તથા જીવાતનાં ઇંડાં નાશ પામે છે. ત્યારબાદ પિયત પાણી આપીને જમીનને ભેજવાળી કરવી રાસાયણિક પધ્ધતિ

ત્યારબાદ દસ પંદર દિવસ સુધી પ્લાસ્ટિકથી કવર કરવું જેથી કરીને હાનિકારક કેમેજ કેમીકલ જમીનમાં ઉતરતાંં જ જી જમીનને જીવાત ફૂગનાશક ક્રુષિમુક્ત કરી શકાય તૈયાર કરેલ જમીનમાં મા માફકસર ભેજ હોય ત્યારે તથ હોય ત્યારે જ સામાન્ય રીતે ગાદી ક્યારાં બનાવવામાં આવે છે જેથા કરીને પાણીનો નિકાલ સારી રીતે થઇ શકે છે ત્યારબાદ તરત પ્લાસ્ટિકની મદદથી દસ પંદર દિવસ માટે ઢાંકી દેવી તથા ગ્રીન હાઉસ બંધ કરી દેવું દસ પંદર દિવસ બાદ પ્લાસ્ટિકને દૂર કરતી વખતે પોતાના મુખ તરફ જમીનની વરાળ સં સંપર્કમાં આવે નહિ તેનુંં ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી ગ્રીન હાઉસમાં પાણી ભરી ફાર્મેલીન ને ફ્યુમિગન્ટ નો નિતાર કરી દૂર કરવું

રોપતાં પહેલાં મૂળ તથા પાંદડાં કેન્દ્રીય ધરીને એક બ અકબંધ કરીને સુવ્યવસ્થા કરવા. ટીસ્યુમાં રોપ માટે ધ્યાન રાખવું કે ધ્યાન રાખવું જોઇએ કે માટી કેન્દ્રીય ધરીને ઢાંકી ન દે મૂળિયાંં સાથે ચોંટેલ માટીને ખલેલ પહોંચાડ્યા વિના વાવેતર કરવું જોવે જરબેરા છોડનો પ્લગ જમીનથી ત્રીસ ટકા ઉપર અને સિત્તેર ટકા નીચે હોવો જોઇએ રોપણી પધ્ધતિ સામાન્ય રીતે જોડિયા હાર અથવા ટ્રાંએન્ગલ પધ્ધતિ અનુસરવામાં આવે છે વાવેતર નો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બર ઓક્ટોબર છે રોપણી અંતર ત્રીસ સેન્ટીમીટર રાખવું ખાતર વાવેતરના બે અઠવાડિયા પછી એનપીકે જીરો પોઇન્ટ ત્રણ ગ્રામ તથા મૂળના તંદુરસ્ત વિકાસ માટે જીરો પોઇન્ટ ત્રણ ગ્રામ પ્રથમ બે મહિના માટે દર વૈકલ્પિક દિવસે સારો પર્ણસમૂહ મેળવવા માટે આપવું જોવે રોપણીના પ્રથમ ત્રણ માસ દરમ્યાન કુમળી કળીઓ તોડી નાખવી જેથી પુ પર્ણસમૂહનો ઝડપ પી વિકાસ શક્ય બને વાવણી પછી બે મહિને ખાતર વ્યવસ્થા પણ બે બે એક પ્રમાણે એનપીકે એક મહિના માટે આપવું ત્યારબાદ બજારમાં વેચવાલાયક ફૂલ આવવાની શરુ